અઠાર થી એકવીશ ટકા protein પણ રહેલું હોય છે તદુપરાંત બીજ માં કેટલા અગત્ય ના તત્વો જેવા કે clacium, phosphorus, iron, vitamin B, vitamin E અને fatty acid, olic અને linoleic acid ની માત્રા સારા એવા પ્રમાણ માં હોઈ છે બધ ખાદ્ય તેલો ની સરખામણી માં તલ નું તેલ ઉત્તમ ગણાય છે

વિવિધ દવાઓ અને શરીર ને માલીશ કરવા માટે ની વિવિધ બનાવટોમાં થાય છે કાચા અથવા શેકેલા તલ ના બીજા ઉપયોગ મુખવાસ તરીકે પણ થાય છે તલ ના ખોળ માં protein carbohydrates calcium અને phosphorus તત્વો હોવા થી પશુ પલકો પશુ દાન તરકે પણ ઉપયોગ કરે છે. તાલ નો પાક એ મુખ્યત્વે ચોમાસું ઋતુ માં લેવામાં આવે છે પરંતુ પાક પરિવર્તન અને વાતાવરણ ના બદલાવ ના કારણે તેમજ તલ ના બજાર માં સારા ભાવ ઉભજતા હોવાથી ગુજરાત માં ખેડૂતો અર્થ શિયાળુ અને ઉનાળા નું તાલ નું વાવેતર કરતા થયા છે આપણા રાજ્યો ના મોટા ભાગ મોટા ભાગ નું વિસ્તાર વરસાદ આધારિત છે તેમ છતાં ઘણી વસ ઘણી વખત ચોમાસું ઋતુ માં વરસાદ ખુબજ મોડો અપૂરતો અને અ નિયમિત રહે છે આવા સંજોગો માં ચોમાસું પાકો જેવા કે મગફળી કપાસ, તુવેર, દિવેલા, બાજરી, વગેરે ના વાવેતર માં વધુ પડતા કે અપૂરતા વારસાદ નું જોખમ વ્દાધી જાય છે આવા સંજોગો માં અર્થ શિયાળુ તલ ના વાવેતર થી સારું ઉત્પાદન મેળવી શકાય છે ગુજરાત માં મુખ્યતવે સૌરાષ્ટ્ર ના રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, તથા ભાવનગર નું ભાલ નો પ્રદેશ તથા અમદાવાદ જીલ્લા માં સંગ્રહિત ભેજ વાળા વિસ્તારો માં અર્થ શિયાળુ તલ સફળતા પૂર્વક લઇ શકાય છે અર્થ શિયાળા તલ નો આધાર જમીન ના સંગ્રહિત ભેજ અને શિયાળુ ઝાકળ પર રહેલ હોવાથી તેના ઝાકળિયા કે અર્થ શિયાળુ તલ કહેવામાં આવે છે અર્થ શિયાળુ તલ વાવેતર કેવા સંજોગો માં ફરી શકાય પેલું જે વિસ્તાર માં વરસાદ અનિયમિત હોય અને ચોમાસું ઋતુ ના પાક લેવાની શક્યતા ઓછી હોય ત્યારે અર્થ શિયાળુ તાલ નું વાવેતર કરી શકાય છે બીજું ચોમાસા માં વાવણી લાયક વરસાદ મોડો એટલે કે

ચોથું ભાલ જેવા વિસ્તાર કે જ્યાં ચોમાસામાં પાણી ખેતર માં ભરાય રહેતું હોય તેવા વિસ્તાર માં august september માસ માં અર્થ શિયાળુ તલ નું વાવેતર થય શકે છે પાંચમું ચોમાસામાં શન નો લીલો પદ્વાસ કરી અર્થ શિયાળુ તલ નું વાવેતર કરી જમીન સુધારા ની સાથો સાથ ઉત્પાદન પણ મેળવી શકાય છે, છઠું જે વિસ્તાર માં મુખ્ય પાકો પહોળે પાટલે વાવવાવતા હોય તે વિસ્તાર માં બે હર વચ્ચે પડેલ ખાલી જગ્યા માં પ પચેત્રો વરસાદ થયે થી અર્થ શિયાળુ તલ વાવી શકાય છે જાત ની પસંદગી આપણા રાજ્ય માં વર્ષ ઓગણીસો અડસઠ ના વર્ષ થી

આ જાત ના છોડ માથ્યમ ઉચાય ના અને દળીયો વાળા હોય છે બેઈધા માટે અને ચાર ખાના વાળો હોય છે આ જાત ને યોગ્ય માવજત અપવાથી

હવા માં ભેજ નું પૂરતા પ્રમાણ માં તથા હવા અર્થ સુકી હોય છે તલ નો પાક ઉષ્ણ અને શામીતોશ સમશીતોષ્ણ હવામાન માં સારો થાય છે આ ઉપરાંત વેલી સવારે ઝાકળ પડતી હોવાથી ભેજ દ્વારા પાક ની વૃદ્ધિ સારી થાય છે જમીન ની પદાન્દગી તલ ના પાક ને રેતાળ, હલકી, મધ્યમ, કાળી ગોરાડું અને સારી નીતર શક્તિ વળી જમીન કે જેનો PH આંક પાંચ point પાંચ થી આઠ હોય તેવી જમીન વધુ અનુકુળ આવે છે પરંતુ આ પાક ને ચાર યુક્ત ભાસ્મિક તેમજ ભારે કાળી અને ઓછા નીતર શક્તિ વળી જમીન માફક આવતી નથી આ પાક માટે જમીન તૈયાર કરવા હળ ની એક હળવી ખેડ અને કરબ ની બે ખદ કરી સમર મારી જમીન પોચી અને ભરભરી બનાવી જમીન તૈયર કરતી વખતે જુનું ગળત્યું જુનું ખાતેર hector આઠ થી દસ tonne જમીન માં સારી રીતે ભેળવવું અથવા ચાસ માં આપવું જેથી જમીન ની ભૌતિક સ્થિતિ સુધરે અને જમીન ની ભેજ સંગ્રહ શક્તિ તથા ફળદ્રુપતા જળવાય રહે અને ઉત્પાદન વધુ મળે છે બીજ નું પ્રાપ્તિ સ્થાન અર્થ શિયાળુ તલ ની સુધારેલી જાત પુરવા એક નું શક્ય હોય તો બિયારણ વાવવા માટે ઉપયોગ કરવો આવું બીજ ગુજરાત રાજ્ય બીજ નિગમ ગુજ કામો ગુજ કોમાંસોલ કૃષિ university અથવા તો અન્ય private અધિકૃત સંસ્થા ઓ પાસે થી મેળવવો વાવણી સમય

જમીન માં ભેજ ની ખેચ ઉભી થાય છે અને ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે તલ નું વાવેતર કરતા પહેલા બીજ ને એક kilo બીજ દિઠ એક liter પાણી માં આઠ કલાક ભીંજવી ત્યારબાદ તેનું મૂળ વજન થાય ત્યાં સુધી ચાયડા વળી જગ્યા એ સુકવ્યા બાદ વાવા થી બીજ નું જડપી સૂરણ થાય છે વાવણી અંતર અને બીજ નો દર અર્થ શિયાળુ તલ ના વાવેતર માટે બે હર વચે સાઈઠ centimeter અને બે છોડ વચ્ચે બાર centimeter થી પંદર centimeter અંતર જાળવવું તલ ની બે point પાંચ થી ત્રણ kilogram પ્રતિ hector ના દર પ્રમાણે વાવણી કરવી તથા એક kilogram બિહ ડીડ ત્રણ gram કે captain દવા નો પટ આપી વાવેતર કરવું તાલ ના બીજ નાના હોવાથી તેના કદ ની જીણી રેતી માટી ભેળવવી

આમ કરવાથી છોડ ને હવા ભેજ અને પ્રકાશ સહ પ્રમાણ મળી રહે છોડ નો વિકાસ સારો થાય ફૂલ અને બેઈધા વિપુલ પ્રમાણ માં બેસે પાયા નું ખાતર આ પાક જો મિશ્ર પાક, આંતર પાક, કે લીલા પડવાશ બાદ લેવામાં આવે તો ખાતર આપવાની જરૂરિયાત રહેતી નથી પરંતુ એકલા પાક તરીકે લેવામાં આવે ત્યારે બાર point પાંચ kilogram nitrogen અને બાર point પાંચ kilogram phosphorous પ્રતિ hector hector એ પાયા માં વાવણી સમયે ચાસ માં ઓરીને આપવું સુક્શત શુક્શાત્મ ઓ ની ઉપનપ ઉપ્ણપ વળી જમીન માં સુક્ષ્માંતોનું મિશ્રણ grade એક hector વિશ kilogram પ્રમાણે વાવણી પહેલા જમીન માં આપવું જો કે રાસાયણિક ખતરો નો ઉપયોગ જમીન ના પ્રથકરણ ના report આધારે ભલામણ મુજબ કરવો વધુ હિતાવવો છે

હવે આયો આવાઝ

બરોબર શું કે આઇપીએલ નું શું કે આજ કાલ

તો એની અંદર શું છે આપણી ગુજરાત ટાઇટન્સ જીતી ને ફાઈનલ મા પહોચી ગઈ સીએસકે વચ્ચે ગુજરાત ની ફાઈનલ ટાઈ આવવાનું હે અરે અરે અયાન તને ખબર હતી જયારે ગુજરાત ફાઈનલ મા નતુ આયુ ને ત્યારે અહિયાં અહી નરેન્દ્ર મોદી સ્ટેડીયમ હેને ઈ અહિયાં બહારે ગુજરાત પોસ્ટર લાગી ગયું બોલ એટલો કોન્ફીડંસ ગુજરાત વાળા એ વાહ વાહ એટલો બધો કોન્ફીડંસ હા હા ઈ મેચ પેહલા અહિયાં આવી ગયું તે ભીડ જોઈ કેવડી એ આઇપીએલની ટીકીટ માતે ના એ તો મેં જોયો નહિ બસ તું ખાલી એક વાર તુ ઇન્સ્ટા જોજે વચ્ચે રીલ્સ આવે તો મારે અમદાવાદ મા રહું એટલે આવે રીલ હમ વિડીયો આઇપીએલ ના ટીકીટ માટે ને અત્યારે ફાઈનલ હવે આપણે અહિયાં અમદાવાદ મા જ થવાનું છે ફાઈનલ હા આખા અમદાવાદ મા જ છે એ હાર્દિક પંડ્યા નું પોસ્ટર ને મહેન્દ્રા સિંહ ધોની નું

વાહ પણ અભી તક તો પેહલા દી પોસ્ટર લાગી ગયાતા ગીલે માયરા હે એકસો ત્રીસ રન માયરા હે હમ હમ સેન્ચ્યુરી મારી કાલ મુંબઈ ની સામે

હા સેન્ચ્યુરી માયરી કાલે શુબમનગીલ એકલો જ ખાલી મુંબઈ ની સામે ધોઈ ને ગયા તા મુંબઈ ના બોલર ને હમ હમ કાલ શુબમન જોરદાર રમી ગયો હાર્દિક પંડ્યા ની કેપ્ટનસી હતી પેહલી પેહલી બાર મેં સેઠ કેહ હું હારી ગયા થા અબ યો લાસ્ટ ચાન્સ તો એમના ફાઈનલ મા જવા માટે અને મેચ જીતીગયા મુંબઈ ની સામે બરોબર

આમાં કેવું હોય ક જો સીએસકે માય જોરદાર ના પ્લયેર એ ને ગુજરાત ટાઇટન્સમાય એટલે આમાં તો કઈ કઈ કહી ના શકાય કે ગુજરાત જીતે કે સીએસકે પણ મને તો એમ લાગે કે સીએસકે જીતેગી કેમ કે એની અંદર માસ્ટર માઇન્ડ મહેન્દ્રા સિંહ ધોની હે અને બીજી વસ્તુ ક ચાર પાંચ સીઝન થી અ આ આવી રીતના ટ્રોફી જીટી ને આવ્યા ને અગ્યાર બાર સીઝન થી એમણે ઓલા મા ફાઈનલ મા આવે હા ઈ ઈ તારી વાત સાચી નાં ગુજરાત નું તો હજી એક મા પેહલી દોડ મા ચેમ્પિયન હતી એટલે ઈને કઈ ના કહીએ કઈ કે કોણ ટીમ જીતશે બેય નું ફિફ્ટી ફિફ્ટી હા બેય નું ફિફ્ટી ફિફ્ટી હા તો ને પછી જો કોઈ બી જો કાલ મેચ રમાય ને થોડી બોલિંગ લો મા રહી એ ટીમ હારવાની શક્યતા બઉ બધારે પડતી છે હા બાકી તો લાગે તો હ સીએસકે જીતે કેમ કે બઉ એમની પાહે એક્સપીરીયન્સ છે કેમ કે ટીમ મા માસ્ટર માઇન્ડ હે એટલે જેમ તેમ તો હરશે તો નઈ સીએસકે પણ તોય આ તો આમાં ગુજરાત મા હાર્દિક પંડ્યા, શુબમનગીલ, રશીદ ખાન જેવા જોરદાર પ્લયેર છે તો જીતી જઈએ હે ગુજરાત ને હું તો એમ માનું કે ગુજરાત જીતે હે આપણા માટે ઘણી સારી વાત ગર્વ ની વાત કેહવાય કે બીજી પેહલી સીઝન મા પેહલી વાર અને બીજી સીઝન મા બીજી વાર જીતી ગયા

ગુજરાત ટાઇટન્સ હતી પણ એ બઉ પેહલા હતી ગુજરાત ટાઇટન્સ એ તાણે ગુજરાત જાઈન્ટસ નામ કઈક એવી ટીમ હતી પણ તાણ એ કે ચોથી બોથી ગીતા વિતા ન હતા પણ તાણ ગુજરાત ની ટીમ રમવાનું બંદ કરી દે તો

પછી રમી હતી આઇપીએલ એટલે ક કમ બેક કર્યુંતું ગુજરાતે અને પેહલી જ સેઝન મા એટલે કે આમ આઈપીઓ પેલો એસટીઆઈ એ વખતે હાર્દિક પંડ્યા જ કેપ્ટનસી મા હતો હા ઓકે સુભમાન ગીલ એટલે સીએસકે મા ને જીટી મા કઈ કઈ નું કહી શકાય કે કોણ જીતશે કેમકે બેય મા ફિફ્ટી ફિફ્ટી જ છે તો બરોબર એટલે કાલ ની મેચ મા તો ઠેકાણા વગર ની કોણ જીતે ગુજરાત જીતે તો આપણા માટે એ સારા મા સારી વાત તો છે જ પણ તોય ગુજરાત જીતશે તો મજા આવશ હા એમાં આ તો બધા ગેમ જ કેહવાય ને કોઈ પણ ટીમ જીતે પુબ્લિક ગાંડું થઇ જાય અમદાવાદ મોદી સ્ટેડીયમ મા પુબ્ક્લિક ગાંડુ થાઈ જાય એક આ મને તો ઈ વિચાર કે એક વાર આ ગુજરાત જીતવું પડે હું કીધું કે આ તો ક્રિકેટ જોવા નું ચાલુ કર્યું તો સમજી લો ને કે આખી સીઝન જોઈ નાખી અને આ ગુજરાત જીતી જાય ને તો મજા આઈ જાય મજા આઈ જાય જોરદાર મજા આયી જાય એક વાર કોઈ જશે તો આખું અમદાવાદ સ્ટેડીયમ સ્ટેડીયમ અત્યારે ફૂલ ફૂલ ભરેલું હોય અત્યાર થી ટીકીટ ચાલુ થઇ ગઈ છે ચઢવાની મારા મા દાદા કેહતા તા કે જાઓ સાથે જયારે ગઈ ને એમ કહી દીધું કે ટીકીટ તૈયાર રાખે ઓનલાઈન જીઓ ઈ પછી નાં પડે ઘર થી નાં પાડે તો હું કરું દાદા એ હા પાડી બાપુ નાં પાડી દે બીજા પછી બાપુ ના પડે પપ્પા નાં પાડે તો કેમ સમજ્યા એ તો ભાઈ આપડે જો આવું હતુ જ તે ચાલો ફાઈનલ જોતે આઈ એ ને એ તો આપડે ગુજરાત તો એ તો જોવું જ પડે હા

હા હા પૂરે પૂરું સ્ટેડીયમ હો કેમ કે બે ટીમો એવી છે વિચાર કરો સીએસકે અને ગુજરાત ટાઇટન્સ અને કે ગુજરાત નું અમદાવાદ મા મેચ ચાલુ છે હા હજી હજી બીજા સીટી મા હોત ને તો હજીય વિચારત પણ આ તો ગુજરાત ની ગુજરાત મા હે ગુજરાત ની ગુજરાત મા છે ને અમદાવાદ સીટી મા હા અમદાવાદ પેલો ને અને એ એવડો મોટો સીટી મિયાના ગુજતરાતીઓ એટલે આપણા આપણા આપ આપણા ઇન્ડીયા ગુજરાત નું મોટા મા મોટું સ્ટેડીયમ હે ને મોદી સ્ટેડીયમ હમ હા ગુજરાત નું મોટા મા મોટું એની કેપેસીટી કઈ એક લાખ છે ને એક લાખ ઉપર છે અમ એક લાખ પ્લસ હોય તો હોય એટલે બધી એવી જાણ નથી વધારે હા ક્રિકેટ ટીમ કે સ્ટેડીયમ હે એટલે ઓછો જાની આ વખતે જો શુભમન ગીલ રમે હે હવે આ લાસ્ટ મેચ ઈમાં રમી જાય તો મજા આવી જાય એ તો ગમે તેમ ફાઈનલ મેચ કેમ કે એક વાર રમી તો મેલ આવી ગયો અને જો સુભમાન ગીલ ઓઉટ થઇ ગયો અને હાર્દિક પંડ્યા તો તો ગુજરાત હારી ગયા પાકું છે હા હા આમાં માસ્ટર માઇન્ડ મહેન્દ્ર સિંઘ ધોની છે

અને આરસીબી તો ગયું આરસીબી ના ઘણા ફેન છે ફિલહાલ હા કઈ પણ આરસીબી એકેય વાર જીત્યું જ નઈ એમાં આરસીબી ભલે ના જીતે પણ એસ ફેન કેટલા મારા ભાઈબન્દ વિરાટ કોહલી ના ગાંડા હે આરસીબી ના ગાંડા ભલે ગુજરાત મા રેહતા હોય તો ઠીક હજી હુધી એટલી ચઉદ થી પંદર સીઝન રમાણી હજી હુધી ટોપ ફાઈનલ મા નથી આવી ઈ આરસીબી નું નામ હેને વિરાટ કોહલી ના લીધે હાલે હો વિરાટ કોહલી અહિયાં થી નીકળી જાય એક આદિ ટીમ મા વિજય તો પૂરું પૂરું કોઈ ના કહે પૂરું થઇ ગયું એક ફેરી વિરાટ હા બીજો પ્લેયર તો એ બી વિરાટ નીકળી જાય તો વાત પૂરી આરસીબી બધા ભૂલી જાય

હમ આ વખતે લખનઉ વાળીટીમ આયી હતી અ ઇન્ડિયા કે આ ઓલી કઈ બીજી જગ્યા એ લખનઉ વાળી પણ મુંબઈ ઇન્ડિયા કે ઓલા ઓપનીંગ મા ગઈ હતી ટીમને લખનઉ વાળી વિચાર કરો હા

ઓ હો હો હો ટુ પોઈન્ટ ટુ સીઆર ની હા એ તો જીઓ સિનેમામાં મા આમ તો બાકી કેટલાક કરોડો માંગતો તો આ તો જીઓ સિનેમા ની વાત છે જો જે ફાઈનલ ફાડી નાખશે ફાઈનલ મા જોઈ લે જે તું ફાડી નાખશે વસીમ ફાઈનલ ફાઈનલ મા ઘણી વધી જાવાની ફરતી ફરતી મૈકી હમ હમ એના ફાઈનલ મા ગુજરા જીત્યું પછી તો સ્ટેડીય આખો સ્ટેડીયમ આ આઇપીએલ વસ્તુ જ એવી છે આમાં કેવું છે હાલ મા અત્યારે આ આઇપીએલ સીઝન મા સૂર્ય કુમાર યાદવ જોરદાર રમી ગયો મુંબઈ ઇન્ડિયન માટે

સીએસકે મા એકસો ચાર રન ની ગુજરાત હામે તોય નાં રેહ આખી ટીમ તોય હારી ગઈ વિચાર કરો એકસો ચાર રન સેન્ચ્યુરી મારી દીધી કોઈ ની ટીમે એ કા એકસો ચાર માયરા કોણે એ વી વિરાટ વિરાટ મેચ હતુ આરસીબી વેર્સેસ ગુજરાત એમાં ગુજરાત હારી જાત તો ગુજરાત ને કઈ ફેર ન પડે પણ આરસીબી એ ને ઓલા મા આવું તો રેત ક્વોલીફાય થઇ જાય હ હ હ ફાઈનલ માટે હા ફાઈનલ માટે ક્વોલીફાયડ થઇ જાય પણ અહિયાં કેવું છે કે ગુજરાત ને સૌથી પેહલા આરસીબી ની બેટિંગ હતી આરસીબી એ કઇક રન માર્યા હતા ને વિરાટે એકસો ચાર ને શુભમાન ગીલે સેન્ચુયારી માર દીધી ઓઉટ જ ના કરીએ હાર્દિક પંડ્યા ને પિચ ઉપર ઉતરવું જ ના પડ્યું નાં હોવે આપ આપે આપણી ગુજરાત ની ટીમ માં ગુજરાત ના પ્લેયર કેટલા હે ગુજરાત ની પ્લેયર મા હાર્દિક પંડ્યા હશે ખાસ યાદ નથી પણ હાર્દિક પંડ્યા એક છે બધા યાદ નથી બીજો હોય કોઈ છેલ્લે તો આપણે એમએસ ધીની જ વર્લ્ડ કપ લાયા તા ની ક્રિકેટ મા

ત્યાર પછી યારયા આવું ઈ હુધી જોઈ નથી અત્યાર હો એ માણહ રીટાયર થઇ ગયા ને તો ક્રિકેટ નું તો એમ હા ઘણા હાર પ્લેયર હે ઈ નાં નઈ હવે અત્યાર કઈ નથી હવે ભાઉ ને કેપ્ટન ને બનાઈ દે છે કા રોહિત શર્મા ને હમ કેપ્ટનસી કરેહે પણ કેપ્ટનસી મેચ જીતવાની ની બઉ ઓછી શક્યતા હોય એટલે અબી ના અત્યાર કેવું થાય છે અત્યારે નવા નવા પ્લેયર આયા છે શુબમાન ગીલ આ મોહમ્મદ સમી છ હમ રશીદ સોર્રી આ રશીદ ખાન તો આપણો નથી હમ આ કેટલાક વખત ઇન્ડિયા ના મસ્ત પ્લેયર ઈ પ્લેયર ને ક્યાંક ભાઈ વર્લ્ડ કપ રમવાનો અથવા તો ટી ટ્વેંટી રમવાનો તો ઈ પ્લેયર ઇન્ડિયા માટે ઘણું રમી જાય પણ તોય હર વખતે કે એલ રહુલ રોહિત શર્મા ને લઇ ને આવતા રેહ આ પ્લયેર બી હવે જુના થઇ ગયા છે યાર નીકળી ગઈ છે બધા ની હા અત્યારે આ બધાને ચાન્સ આપવાનો મોકો એક વાર જો ચાન્સ આપી દઈએ ને તો ઇન્ડિયા માટે જોરદાર રમી જાય એટલે કેમ કે આ પ્લેયર કેટલું જોરદાર રમે અને પેહલાના પ્લેયર રોહિત શર્મા ને એ બધાના શું કામ રાખ્યા છે એક્સ્પિરિયન્સ બઉ કેહવાય આમ ગમે તો નું પાંચ પાંચ જીતાય એટલે થોડુક વિશ્વાસ કરવું પડે રોહિત શર્મા ઉપર બાકી તો આ ગુજરાત રોહિત શર્મા હા શેની રમે તો ને કેપ્ટન આઉટ થઇ જાય તો આખી ટીમ નીકળી જાય ધીરે ધીરે કરી ને શું કરે ટીમે હું કરે અત્યારે આ ડ્રીમ એલેવન એ હારું નીકળ્યું હો ક્રિકેટ ઉપર

એ તો યાર બઉ મોટો સ્કેમ લાગે મને તો સ્કેમ મા કેવું હવે એક વસ્તુ તમે વિચારો એક લાખ છપ્પન લાખ એક એક કરોડ ના એની અંદર પ્લેયર છે ને બધા પૈસા નાખે ડ્રીમ એલેવન વાળા એટલું કમાય છે ને તોય એમને હામે વાળા ને એક કરોડ આપે તો એમણે સો ફરક પડે તો શુ ફેર પડવાનું બરોબર હે તો પણ તો પણ એક ટીમ ચોપ્પન કરોડ પચાસ કરો કમાય તો એક કરોડ તમે પ્રાઈઝ રાખો તો પચાસ કરોડ તો પડ્યા છે એના બધાય ઈ જ લાગ મા બેઠા છે ને મને મળશે એક કરોડ ખુદ મારા માસ હેને મેહુલ ભાઈ અત્યારે હજાર રુપયા હારી ગયા ઓનલાઈન મા તો હજુ નુકશાન જ છે ને ના ના હજી હેલો હા હજી એજી ઈ ને વસ્તુ છે આજ ની તો કાલ માર મને એણે એક કરોડ રુપયા લાગશે પણ એ લક ની વાત છે મહેન્દ્ર સિંઘ ધોની ઉપર તમે પોઈન્ટ લગાયડા હા પણ જયારે આ લગભગ છે કઈ વચ્ચે એક મેચ હતી ને જોઈતી મને યાદ નથી ધોની લાસ્ટ માં યો તો બરોબર બધાનું પ્રીડીક્સન માર્યું હોય

પણ ઈ પ્લાયર ખેલવા આવે અને બે બોલ રમીને અથવા ઈ કઈ ઈ કઈ પાંચ થી કઈ છઠ્ઠા નંબર પર ઉતરે એટલે ડ્રીમ ઈલેવન આગળ જતાં news માં બતાવામાં આવતાં કે વિશ્વ બજારમાં સોનાં -ચાંદીની અચાનક ઉછળતી સ્થાનિકમાં ભ ભાભાવ ઉચકાયા વૈશ્વિક,

શેરોમાં અગિયાર હજાર છસ્સો ને ત્રીસ કરોડનું વેચાણ છે આ સાથે બીજા news જણાવવામાં આવે છે કે રેલ નિકાસ નીગતે નવરત્નનો દરજ્જો એટલે કે નવી- નવી train નો ચાલુ કરવામાં આવે, છે. જયારે ભારતથી વિપરીત ચીનમાં ઉત્પાદનના ક્ષેત્રોમાં સાચી રીતે ઉચા જોવામાં આવતાં હોવાથી અલગ-અલગ પદ્ધતિથી તેમાં જોવામાં આવતાં ખુબ જ,

હાલમાં news પ્રમાણે IPLcode of conduct હેઠળ દંડદ્રવ દર્શાવતાં હાલમાં જોવામાં આવતાં અત્યારે હાલમાં code of counter match પછી ગંભીર સાથે થઇ લાંબી દલીલ, અમ દલીલ એટલે કેવી રીતે હાલમાં એને IPL મુદ્દે આ મુદ્દો પણ ઉચકાયો હતો The Kerala story film ની શક્યતા મુજબ વાસ્તવિક કહાની હતી. હજારો હિંદુ યુવતીઓની પાછળ પણ મર્દો આવતાં હોવાથી અમ આ mission ની mic mouse meetings એટલે કે, આના ઉપર આવતાં બતાડવામાં આવતાં હોવાથી એની મુજબ દરેક એ દરેક જગ્યા એ રસોટા હોવાથી ધ્યાન આપવામાં અલગ-અલગ રીતે, ઓફામ આવે છે તો હાલમાં અ બિલિક્ષ બાણનો કેસની સુનાવણી suprim court માં થશે. result મુજબ જોઈએ તો oral result ગાંધીનગર, જામનગર, ભાવનગર થી લઈને અલગ -અલગ ત્રેસઠ ટકા, સીત્ત્યોતેર ટકા, બ્યાસી ટકા માં આપવામાં આપવામાં આવેલ નથી. કમાંથી નીકળી સાહેબ હવે અમારે શું કરવું? એ મધરાત્રે રિક્ષામાં પ્રસરી ગયેલા બુઓ પાડતા કરોડરજ્જુમાં તોડી નુકસાન પહોચાડ્યું છે. ચંદ્ર્ગણ બે હજાર ત્રેવીસ મુજબ રાશીઓ પ્રમાણે ખુબ જ પરિણામો સારા લાવશે બારમાંથી આઠ રાશીનાં જાતકો સ્વાસ્થ ઉપર ગ્રહણની ખરાબ અસર રહેશે.

અમેરિકામાં વાવાઝોડું ત્રાટક્યું છે સાહીઠ વાહનો ટકરાયા છો ના મોત થયા તથાં ત્રીસ ઘાયલ થયાં એકસો વિશ કિલોમીટર પ્રતિ, કલાકની ઝડપે પવન ફુકાયો car એકબીજા પર ચડી ગયી અમેરિકાના રાજયમાં સોમવારે ધૂળની ડમરી સાથે વાવાઝોડાના કારણે આંતરરાજય, highway પર અનેક વાહનો અથડાયા હતાં જેમાં વિશ commercial વાહનો અને સાહીઠથી વધુ car નો સમાવેશ થાય છે છો લોકોનાં મોત થયા હતાં જોઈએ તો કો નો ઇલી નોઈઝ ઇલિનોઇઝ ઇલિનોઇઝ મુજબ જોવામાં આવે છે કે હાલમાં અ અ ઇલિનોઇઝ મુજબ દર્શાવવામાં આવે છે કે અ, ત્રીશથી વધુ ઘાયલોને hospital લઇ જવામાં આવ્યાં ઘાયલોમાં બે વર્ષના બાળકોથી લઈને એશી વર્ષના લોકોનો સમાવેશ થાય છે મૃત્યુઆંક વધી શકે છે વાવાઝોડું, ત્રાટક્યું છે તે સમયે સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુકાયો હતો વાવાઝોડું ત્રાટક્યા બાદ અનેક વાહનો એકબીજા ઉપર ચડી ગયાં હતાં. પંચોતેર mile અને એકસો વિશ meter દુર એકસો ને વિશ કિલોમીટર દુર બંને તરફનો highway બંધ કરી દીધો. ને મંગળવાર સુધી ખોલવામાં આવશે ખેતરોમાંથી માટી ભારે વાહન સાથે ઉડી હતી tornado પસાર થયાં પછીના પાંચ અલગ -અલગ જગ્યાએ કેટલીક car એકબીજા પર ચડી હોય વળી તંત્ર આ બધાં લોકો આવી ગયાં હતાં હાજર વિશ્વના મોટા ભાગના વાવાઝોડા સાથે અમેરિકામાં આવે છે. દક્ષિણ વાવઝોડું આવ્યું હતું વાવાઝોડા સંબંધે આ સમાચાર હાલમાં અમેરિકામાં વાવાઝોડાએ તબાહી મચાઈ ગોળ ball જેટલાં મોટા કરા, ઘણાં લોકો કાટમાળ નીચે દટાયા હોવાની શંકા છે ત્યારે અમેરિકાના શુક્રવારે મોડી રાતે આવેલા વાવાઝોડાના કારણે છ્વીશ લોકોનાં મોત થયા છે. ઘણાં વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે ગોળ ગોળ જેટલાં મોટા કરા પડ્યા છે tornado થી નાસ પામેલી ઈમારતોમાં ઘરનાં લોકો દટાય જવાની આશંકા છે હજારો લોકોનાં ઘરોમાં વીજળી નથી. અમેરિકાના છો રાજયોમાં ત્રેપન વાવાઝોડા દસ પાંચ મોત ત્રીશ ઘાયલ મધ્યદિવસમાં ત્રણ લાખ ઘરોમાં વીજળી ગઈ. નુકશાનની અસીમા છે તો જયારે લગભગ ત્રીસ લોકો ઘાયલ થયાં હોવાનું આ સમાચાર મુજબ બતાવવામાં આવે છે. નો છો મહિનાનો રાજય અભિષેક અઢી કિલોનો તાજ પહેરશે શાહી સમાંરોહ માણી મોટી હસ્તીઓ હાજર રહેશે સીરિયામાં ISI હમ ISIS તુર્કીના રાષ્ટ્રપતિએ જાહેરાત કરી કે તુર્કીએ ચાલેલા એક કલાકના operation માં કર્યો હતો. યુક્રેનીયન હુમલાથી નીકળતા ધુમાડા દેવી કાલીનું ચિત્ર છે યુક્રેનની difference ministry એ twit કર્યું કે ભારતીઓના નારાજગીના લીધે delete કરવી પડી હતી. રશિયાની private પાછા દારૂગોળાની અછત છે કોથીનના નજીકના કહ્યું દરરોજ હજારો લડવૈયા ઘરે મોકલવા મજબુર છે. સુદાનમાં યુદ્ધ વચ્ચે central bank માં લાગી આગ સુદાનમાં યુદ્ધ વચ્ચે central bank માં લાગી આગ એકસો છ્યાશી ભારતીઓ સાથે વાયુ સેનાનું વિમાન પહોચી,

પાસેથી refined કરવાની તેલની યુરોપિયન દેશો માટે તે નોધ હાલમાં, સંકટ કાળવા પર સંકટ એટલે કે સુદાનમાં રશિયા ધ્વારા સોનું કાળવા પર સંકટ હતું હાલમાં અમેરિકા રશિયાના આર્થિક હિતનાં રીતે સુદાનમાં યુદ્ધ છોડાયું હતું.

અ અમેરિકાની સંસદમાં જોવાંમાં આવતાં પાકિસ્તાનના અલગ -અલગ લોકો રાજકીય સંકટો પર મુદ્દો ઉઠાવ્યો હતો એટલે કે US સંસદએ કહ્યું ઇમરાન ખાન કરતાં શાહબાજ સરિફ સાથે deal કરવી,

તે ઈરાન અને ઈલાક મિત્રગાનો સૌથી મોટો દુશ્મન છે london માં jewelry સૌથી મોટી હરાજી. કોઈનું જે જુનું ભારતીય હીરો સામે વેહુદીઓ પાસેથી બળજબરી ખરીદવામાં આવી ખરીદવામાં આવેલા વેપાર પર સંપત્તિ બનાવી અને આને ઉપયોગ કેવી રીતે કરવી, એ જોવામાં આવતાં દ્રશ્યો છે તો હાલમાં મુજબ ચડવામાં આવતાં કે ઉપયોગ કરવામાં આવતાં અત્યારે હાલમાં મુજબ,

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં પંદરમી ડિસેમ્બર થી પંદરમી જાન્યુઆરી સુધી દરરોજ બપોરે બે વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી અને રવિવારે સમગ્ર દિવસ દરમિયાન સૌ કોઈ માટે નિશુલ્ક પ્રવેશ છે એના માટે કોઈ પ્રકારના Registration ની જરૂર નથી. બે વાગ્યા પેહલાનો સમય